એ જગતનું અત્યંત શક્તિશાળી કોમ્પ્યુટર છે. મારું મગજ રોજ વધુને વધુ શક્તિશાળી બને છે. કારણ કે હું તેને કસરત કરાવું છું તે જેટલું વધુ શક્તિશાળી બને તેટલા વધુ બહાનું બનાવી શકું. તેઓ માનતા કે ચિલા ચાલુ ડબે કેમ તે મને નહીં પોસાય? એ માનસિક દરેક દરિદ્રતાની નિશાની છે. જોકે બંને પિતા સખત મહેનત કરતા હતા. પરંતુ એક પિતા જ્યારે નાણાંની વાત આવે. એટલે તેમના મગજને સંભળાવી દેવાની ટેવ ધરાવતા હતા. જ્યારે બીજા પિતા તેઓને સમયે મગજ દોડવાની ટેવ હતી. લાંબા ગાળે તેની અસર એ થઈ ગઈ એક પિતા આર્થિક સધ્ધર થઈ ગયા. જ્યારે બીજા પિતા નબળા ને નબળા પડતા ગયા. એક વ્યક્તિ નિયમિત રીતે જીવનમાં જાય અને બીજી રીતે શોભા પર બેસીને જેમ જોયા કરે તો તેના જેવી આ વાત થઈ. સારી કસરત કરનારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. જ્યારે યોગ્ય માનસિક કસરત તમારી મૂડી વધારવાની તકો. ઉજળી બનાવે છે. આળસ બંને વસ્તુ આરોગ્ય અને મૂડી બંનેનો નાશ કરે છે. બંને પિતાના વિચારો વિરોધાભાસી હતા. તો એક પિતા વિચારતા કે ધનવાન લોકો વધુ કરવેરા ભરવા જોઈએ. અને નિર્ધન લોકોની સાર સંભાળ લેવી જોઈએ. જ્યારે બીજા પિતા કહેતા કે જે લોકો ઉત્પાદન કરે છે, તે લોકોનું પર ભારણ આવે છે. જેઓ ઉત્પાદન નથી કરતા તેઓને કરવેરામાં રાહત મળે છે. એક પિતા ભલામણ કરીને ખૂબ મહેનત કરો ખૂબ ભણો. જેટલી સારી કંપનીમાં કામ કરવાનું મળે. બીજા પિતા ભલામણ કરતા કે ખૂબ જ મહેનત કરીને ભણો જેથી તમે કોઈ સારી કંપની ખરીદી શકો. એક પિતા કહેતા કે હું ધનવાન નથી કારણ કે મારા બાળકો છે. બીજા પિતા કહેતા કે મારે ધનવાન બનવાનું કારણ એ છે કે મારે તમારા જેવા બાળકો છે. એક પિતા જમવાના ટેબલ પર નાણા અને વેપારની વાતો કરવા ખાસ ઉત્તેજના આપતા. તો બીજા પિતા ખાવા સમયે નાણાં અંગેની કોઈ વાત કરવા ઘસીને ના પાડી દેતા. એક પિતા કહેતા જાણે નાના ની વાત હોય ત્યારે સલામતી પહેલા જોજો. કોઈ જોખમ ના ઉઠાવતા. બીજા પિતા કહેતા કે જોખમને કઈ રીતે સંભાળવું તે શીખી લેજો. એક પિતા માનતા કે આપણું ઘર એ સૌથી મોટું રોકાણ છે. અને સૌથી મોટી મિલકત છે. જ્યારે બીજા પિતા માનતા કે મારું ઘર એ મારી જવાબદારી છે.

સૌથી છેલ્લે ચૂકવતા. એક પિતા માનતા કે કોઈ કંપની કે સરકાર મારી અને તમારી જરૂરિયાતનું ધ્યાન રાખે. તેઓ હંમેશા પગાર વધારો અને નિવૃત યોજના ની, મેડિકલ લાભોની, માંદગીની રજાઓની, વેકેશનના દિવસોની, બીજા લાભોની ચિંતાઓ હતી. તેઓ તેમના બે કાકાઓની ખૂબ પ્રભાવિત થયા જેવો લશ્કરમાં જોડાયા હતા. અને પેન્શન થી લાભ મળ્યું હતું તેમણે લશ્કરમાં વીસ વર્ષની સેવા આપી હતી. મિલિટરી નિવૃત્તિ પછી મેડિકલ લાભો અને નિવૃત્તિ વેતન અપાતું હતું. તે વાત તેમને ગમતી હતી. તેઓને નોકરીની સલામતી તેનાથી મળતા લાભો નોકરી કરતા ખૂબ વધુ અગત્યના લાગતા હતા. તો ઘણીવાર કહેતા મેં સરકાર માટે ખૂબ કામ કર્યું છે. માટે આ લાભો મેળવવા હું હકદાર છું. બીજા પિતા આર્થિક રીતે આત્મ નિર્ભરતામાં માનતા હતા. તેઓ હંમેશાં હક મળવા જોઈએ. તેવી માનસિકતાની વિરુદ્ધ બોલતા. ને કહેતા કે તેઓની લીધે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોને ઉપજ ઊભી થાય છે. તેઓ ભાર ગૃહ કહેતા કે આર્થિક રીતે સક્ષમ લોકો ઊભા કરવા જોઈએ. એક પિતા બચાવવા સંઘર્ષ કરતા. જ્યારે બીજા પિતા પોતાનું ક્ષેત્ર વિસ્તારવા જતા હતા.

જીવન નિર્વાહ માટે તેમણે માણભટ્ટ નો વ્યવસાય સ્વીકાર્યો હતો. પૌરાણિક ગ્રંથ તેમના પૂર્વ ગામીકો ના આખ્યાનો નો પરિચય કેળવીને તેમ જ અભ્યાસ કરી ને તેમણે આખ્યાન રચવા માંડ્યા હતા. ગીત સંગીત અને અભિનય વડે પ્રજા સમક્ષ તે આખ્યાનો કથા રૂપે ગાઈ બતાવતા હતા. આખ્યાનકાર તરીકે તેમણે ખૂબ લોકપ્રિયતા પણ પામ્યા હતા. માણભટ્ટ ના વ્યવસાય અર્થે તેમણે છેક દક્ષ દક્ષિણ ગુજરાત માં સુરત અને તેથી આગળ ખાન દેશના નંદ બાર ના સુધી એક વધુ વાર પ્રવાસ કર્યો હતો તેમ જ આ પેલી પંકિતીઓમાં કેટલીક એવા ઉલ્લેખ મળે છે. આવા લોકપ્રિય કવિ ની મહિમા વધારવા મધ્યકાન અનેક દાંત કથાઓ રચાય છે એ સ્વાભાવિક છે કેમ કે પ્રેમાનંદ લગભગ સો વર્ષ જેટલું લાંબુ જીવન જીવ્યા હતા. કોઈ મહાત્મા ની કૃપા ને લીધે ગુજરાતી માં કવિતા કરવાની શક્તિ તેમની પ્રાપ્ત થઈ હતી. શું શા પૈસા ચાર એવી લડાયેલી તે વખત ની ગુજરાતી ભાષા નું ગૌરવ પુનઃ સ્થાપિત ના થાય ત્યાં સુધી માથે પાઘડી ના પહેરવી એવી પ્રતિજ્ઞા લીધી હતી. તેમનું મોટું શિષ્ય મંડળ હતું જેમાં બાવન શિષ્યો હતા અને તેમણે વલ્લભ નામે એક પુત્ર હતો જે તેમને પટ શિષ્ય હતો. પ્રેમાનંદ એ જુદા જુદા શિષ્યો ને તેમની શક્તિ અનુસાર આખ્યાનો રચવા પ્રેર્યા હતા. પ્રેમાનંદ ના સમયે પુરાણીઓ ની સાથે ઝગડો થયો હતો વગેરે આ બધી દંત કથાઓ જ છે એમ સત્ય માનવા માટે કોઈ નક્કર પ્રમાણ ઉપલબ્ધ નથી. નવા સંશોધન માં આ બધી દંત કથાઓ છે. આખ્યાન શબ્દ એ પ્રાચીન સાહિત્ય માં હેમચંદ્રાચાર્ય ના કાવ્ય અનુસાશન માં પ્રયોજેલો જોવા મળે છે. મહા કાવ્ય જેવા મોટા પ્રબધો માં આવતા ઉપ આખ્યાનો જે જેમના અભિનય ની પઠન અને ગાયન નો સમન્વય થયો હોય તેવા આખ્યાન સંજ્ઞા માંથી ઓળખવામાં આવે છે. મધ્ય કાલીન ગુજરાતી સાહિત્ય માં રાસ આખ્યાન અને પધ્યવાર્તા મુખ્ય કારણ સ્વરૂપ રહ્યા છે. પુરાણો ની અને માણ ભટ્ટો પોતાના શ્રોતાઓ ને સમક્ષ રામાયણ મહા ભારત પુરાણો વગેરે માંથી કથા પ્રસંગો લઈ વહેલાવતા અને કથા કરતાં માણ ભટ્ટ નામના ઉપર થી સાંકળ મોડવા અને નીચેના ભાગ થી ખૂબ પહોળી એવી ગોળાકાર ગાગર જેવા પાત્ર પર કથા કહેનારા પોતાના દસે આંગળી ઓ પહેરેલી વેઠી અને વિટી ને વડે મધુર શ્રવણ વાળું સંગીત ઊભું કરતાં અંગિકા વાચી ને અભિનય સાથે કથા ને રસ્તો બનાવતા. આખ્યાન કહેનાર માટે એમની કથા એના જીવન નિર્વાહ નું સાધન હતું. જેમના મોટા પ્રમાણ માં શ્રોતા વર્ગ તેમની કથા સાંભળવા આવે તેમના પ્રમાણ માં તેમણે ધન લાભ અને કીર્તિ લાભ થાય એ સ્વાભાવિક હતું આથી માણ ભટ્ટો ગામે ગામ ફરી સંગીત ના સાધન રૂપ માણસ સાથે કથા કરતાં અને ધર્મ પ્રિય જનતા ની ચાહ મેળવતા. ધર્મ પ્રિય સમાજ ને ઘરે બેઠા ભક્તિ નું ભાથું બાંધવાનો સોનેરી અવસર પ્રાપ્ત થતો આમ આખ્યાન પરંપરા ને લોકાશ્રય મળે છે આખ્યાન નું કાવ્ય સર્ગ મધ્યકાન અને ગુજરાતી પ્રજા ને સંસ્કાર જીવન સાથે ઓત પ્રોત થઈ ગયું હતું તે આ પ્રમાણે કવિ પ્રેમાનંદ આખ્યાનો માં સ્પષ્ટ રીતે જોવા મળે છે પ્રેમાનંદ નો અક્ષર દેહ સમૃદ્ધ છે માટે જ તે મન મહત્વ નો છે. એમના જીવન વિષે જેમ અનેક દંત કથાઓ ફેલાયેલી છે તેવી જ રીતે તેમના કાવ્ય સર્જન વિષે પણ રસિક દંત કથાઓ પણ ગૂંથાઈ છે. પ્રેમાનંદ ના પચાસ જેટલા કાવ્ય રચનાઓ કરી છે એમને પરંતુ હવે નવા સંશોધન મુજબ પ્રેમાનંદ નિશ્ચિત મનાતી કૃતિ ઓ સંખ્યા પચીસ જેટલી છે.

કે એવો મત છે કે તેમના અવસાન ના કારણે અધૂરું રહયું મનાતું હતું. તેની છેલ્લી રચના એ વસ્તી ક તીસેક વર્ષની ઉમરે તેમણે કાવ્ય સર્જન નો આરંભ કર્યો હતો. ઉત્તર નિર્વાહ અર્થે કથાનો કરવાનો વ્યવસાય તેમણે સ્વીકાર્યો હતો. તેમાં તેમણે અદભૂત કૌશલ્ય દેખાડ્યું હતું એ ચોક્કસ છે કવિ તરીકે એમની પ્રતિભા ને નિરંતર વિકસાવી રહી હતી તેથી તે કથા કહેનારા અને ગાયન માણ ભટ્ટ કે ગગરિયા ભટ્ટ જ ન હતા તે કાવ્ય કવિ તરીકે ઓળખાયા હતા. આ જ જનતા ને તેમણે કેટલાય આખ્યાનો લોક પ્રિય બન્યા છે. પ્રેમાનંદ ના આખ્યાનો ની લોકપ્રિયતા વિષે આપણે પ્રથમ એ વિષે નવલરામે નોંધ્યું છે કે ગુજરાતમાં દર શનીવારે સુદામા ચરિત્ર દર રવિવારે, હુનની ચૈત્ર માસ માં ઓખા હરણ, શ્રાદ્ધ પક્ષ માં શ્રાદ્ધ, ચાતુર્ય માસ માં દસકંદ અને સુરત માં શ્રી શ્રીમંત પ્રસંગે સ્ત્રી ને સાસરે તેમં જ પિયર માં મામેરું હતું તેમણે આવી લોકપ્રિયતા ને લીધે જ તેમણે નામે આખ્યાનો અને નાટકો રચવાનું ઉધમ કર્યો હતો. એવા વીસ જેટલા આખ્યાનો અને ત્રણ નાટકો પ્રેમાનંદે લખેલા છે એવા જોરદાર પ્રયત્ન પણ થયો છે. વળી પ્રેમાનંદ પોતાના કહેવાતા પુત્ર શિષ્ય વલ્લભ તથા અન્ય શિષ્યો ને આખ્યાનો લખવા કહ્યું હતું એમ કહી પ્રેમાનંદ ની સર્વો પરિતા નો દર્શાવવાનો પ્ર પ્રયત્ન કર્યો છે. પ્રેમા નંદ ભક્ત તરફ થી થયો હતો પરંતુ ડોક્ટર પ્રસન્ન વકીલે પ્રેમાનંદના સમગ્ર સાહિત્ય નો ઊંડો અભ્યાસ અને સંશોધન કરી કવિ પ્રેમાનંદ ક્ષધિક કૃતિ એ નામે મહા નિબંધ લખી ગ્રંથ વડે પ્રગટ કર્યો એમાં આધાર પૂરક પ્રમાણો રજૂ કરી તુલનાત્મક અભ્યાસ કર્યો છે. પ્રેમાનંદ વિનય પૂર્વકતા અને કાઢેલી આ એક વાત નિર્દેશ કરે છે કે પોતે તે પૂર્વ ગામીક કવિ ના ખંભા ઉપર હતા. પ્રેમાનંદ એમના પૂર્વ ગામીઓ ના ભાલન, નાકર, વિષ્ણુ દાસ વિશ્વ નાથ જાની વગેરેની કાવ્ય રચના ઓ પ્રસંગો પરિસ્થિતિ યુક્તિ બાબતે કાચા માલ તરીકે ઉપયોગ કર્યો હતો. મૂળ પુરાણ કથાઓ માં ન હોય તેવા પ્રસંગો, પાત્રો અને પરિસ્થિતિ માં સુધારા વધારા ઉમેરા કે ઘટાડા અથવા ક્યારેક પૂર્વ ગામીક સર્જકો ની કાવ્ય પંકિતીઓ નો સીધે સીધો લાભ પણ લીધો હતો. ઓખા હરણ મામેરું સુધા ચરિત્ર ચંદ્રહાસ આખ્યાન નળ આખ્યાન વગેરે પ્રેમાનંદ ના આખ્યાનો તેમના પૂર્વ ગામીઓ ના આ જ વિષયો ના આખ્યાનો સાથે સરખાવી જોવાની ખાતરી છે કે આમ છતાંય પ્રેમાનંદની નિજ સર્જન પ્રવુતતા ઓછી મૌલિક છે. કોઈ પણ સર્જક તેના પૂર્વ ગામી ના ખંભા પર વ વચ્ચે વચ્ચે ઊભો જ હોય છે પરંતુ આખરે તો સર્જક એ કૃતિ ઓ રજૂ વસ્તુ ખ્યાત ભલે હોય પણ છતાં તેમાંથી નવું નાટક નવી કલા કૃતિ બને છે એમ કે જેનું મહત્વ છે. પ્રેમાનંદ પ્રોણાણીક કથાઓ ને પોતાના દેશ કાળ ને ધ્યાન માં રાખી પોતાના કથા કાળ વ્યવસાય ને ધ્યાન માં રાખી ને લોક રંજ ને હેતુ ને ધ્યાન માં રાખી ને અર્થ પ્રદ રીતે પ્રયોજ્યું છે. શ્રી રામનારાયણ વી પાઠક કહે છે ગુજરાત ના હ્રદય ને મર્મ ને તેને ઓળખ્યું છે તેવું કોઈ કવિ એ તેને ઓળખાયું નથી. તળપદા જીવનના કા અનુ અનુભવ તેમના આખ્યાનો કરાવે છે. તેની ભાષા બધા જ પ્રકાર ના મનોભાવ વૃતિ રહેલું સૌંદર્ય બિંદુ ને થોભી પાડે છે. મધ્ય કાળ ના પરંપરા નો લાભ લેવાની કોઈ નવાઈ ના હતી છતાંય સર્જને બધુ સ્વઃ પ્રતિભા વડે વ્યાજ સાથે પાછું વાળી ને આપવાનો પ્રયત્ન કર્યો છે. આહ સાથે પણ કૃતિ ને આનંદ લેવાનો એમના સર્જક બિરાદવામાં આવી છે. પ્રેમાનંદ બા બાદલશા લુંટ પૂર્વ ગામીઓ માં થી ચલાવ્યું હોય તો ભલે એમની સર્જક અને સો પૂરો ગામીક સમકાલીન અનુ ક્રમે આખ્યાન કાળ નોંધ પાત્ર થયું છે. મધ્ય કાળ ના મહત્વ ના બે કા કાવ્ય સર્જક છે એક આખ્યાનો પ્રેમાનંદ અને બીજા શામળ. શામળ કથા કવિ છે વાર્તા કવિ છે. પ્રેમાનંદ આખ્યાન કવિ છે રસ કવિ છે તે મહત્વ નું છે. બંને ની શક્તિ કાવ્ય કાર્યપદ્ધતિ ભિન્ન છે તેની બંને કથા કાર્ય સાથે જુદી રીતે

પ્રારંભ થાય પછી વૃક્ષની કુપનો ફૂટે તેમ ગોળ કે પ્રસંગો ફૂટે છે એમાં રજૂ થતાં પ્રસંગો મૂળ નો જ અવયવ બની ને રહે છે. અવિચ્છેદ બની ને રહે છે. અમસ્તી કથા કહેવાતી કે વરણાતી નથી તેનું દૂર પણ કોઈ લક્ષ્ય હોય છે. કથાકાર તો ખાસ પોતાના શ્રોતાઓ ને કથા ના પ્રવાહ માં અંત લગી જકડી રાખે તે જરૂરી છ. પ્રેમાનંદ થી માંડી ને કથા આલેખ જરૂરી પ્રસંગો ને નિરૂપણ થાય દ્વારા વહેલાવે છે કથા ને વળાંક આપે છે. પ્રસંગો જરૂર મુજબ ઉમેરે છે ઘટાડે છે. કથા પ્રસંગ એક ન પડે એમ એમને જ કહ્યું છે પર પૂર્ણ પૂર્વે કહેવાએલી વાત એ સઘળો જોર કરી ને રજૂ કરે છે આમ શીશો નવ દારૂ જુ આહ જૂનો શીશો નવ કથા વસ્તુ પરિસ્થિતિ વરુષ્ટ રજૂઆત નુતન એ નુતન જ પ્રેમાનંદ પ્રેમાનંદ બનાવે છે. આખ્યાન કાર કથ્ય શ્રાવ્ય કાવ્ય પ્રકાર એમાં પ્રેમાનંદ પ્ર પ્રત્યક્ષ સિદ્ધ કરવા મથે છે. એમાં તે સફળતા પણ હાસલ કરે છે પ્રેમાનંદ કેવળ કથન કરી ને અટકી જતાં નથી જ્યાં જ્યાં આવશ્યકતા પડી છે ત્યાં ત્યાં ક સ્વરૂપે થાય તે રીતે વર્ણન કરવાનું ચૂક્યા નથી. પાત્ર ને સરળ સરળતાથી વર્ણન, ચીજ વસ્તુઓ નું વર્ણન, ઋતુઓ, સમય અને કૃતિનું વર્ણન કરવામાં પ્રેમાનંદ ખીલી ઉઠે છે. શામળ ના શેઠ કે દામોદર ડોસી રૂપે આવેલા ભગવાન નું વર્ણન, દ્વારિકા નગરી કે મામેરા વખતે નાગરી સભા નું ચિત્ર, ચંદ્રહાસ પાસે જતી વિષ્યા કે પોતાના ગામ પાસે હોતા સુદામા તે તે પરિસ્થિતિ નું વર્ણન

સાથે ઉત્તમ રીતે થાય છે. કથા પ્રસંગો ની સંકલતા, ગૂંથણી કે કલાત્મકતા ને રીતે કરે છે. આમ કથન શૈલી એ બાબતમાં પ્રેમાનંદ સફળ રહે છે. પ્રેમાનંદની ખરી સ્થિતિ વાર્તા કથન તથા સવિશિષ્ઠ પાત્ર લેખન માં રહેલી છે એક જ કહી શકાય. શ્રી અનંત રાય રાવલ સ્પષ્ટ કહે છે કે એમના આખ્યાનોમાં પાત્ર જુદી જુદી પરિસ્થિતિ માં જે બોલેચાલે છે વિચારે છે એમાં વાસ્તવિકતા સ્વાભાવિક્તા હોય છે કેટલા બધા વૈવિધ્ય સભર પાત્રો ને એમના આખ્યાનો શોભે છે. ઓખા અને ઉતરા દમયંતિ, ઇન્દુમતિ, વિષ્યા, કુંવરબાઈ, સુદામા પત્ની, સુભદ્રા, ચિત્રલેખા, મંદોદરી, પૂતના યશોદા વડ સાસુ અને કમલા શેઠાણી વગેરે નારી પાત્રો તથા અનિરુદ્ધ, અભિમન્યુ, નળ, ઋતુપર્ણ, ચંદ્રહાસ, ગાવક ઋષિ, નરસિંહ મહેતા, સુદામા, રામ, રાવણ કુંભકરણ, નારદ, બાલ સખા કૃષ્ણ કપટી મામા દામોદર દોશી રૂપે શામળશા શેઠ નું કૃષ્ણ તે જ યશોદા ના આમ અનેક પાત્રો ખાસી અલગ ચિત્ર થયા છે આમ સુપાત્રો તેમ જ વેશ, વાણી, વૃતિ ને વર્તન સર્વ કાળે ઓળખાય આવે તેવા બન્યા છે. એના ઉપર પ્રેમાનંદીય મુદ્રા લાગેલી છે. એ પાત્ર હર પળ ચેષ્ઠા એમને બોલી અને યુક્તિઓ ની એમની યુક્તિઓ સંવાદો

નરસિંહ ને કુંવરબાઈ સાથે થી વહાલભરી ગોઠની કે નળ અને બાહુક વચ્ચે કટાક્ષ યુક્ત સંવાદન નળ અને કવિ વચ્ચે નો સંવાદ કે રાવણ અને મંદોદરી વચ્ચે નો સંવાદ જોતાં પ્રેમાનંદની

તેની પ્રતિતી એમાં થાય છે. પાત્ર માનવ સહજ પ્રેમ, ઈર્ષા, લોભ, અભિનવ, દિનદ અને કરુણા કે અનુરૂપ જ્યારે આલેખાય છે ત્યારે પાત્ર ને મનો વ્યવહાર મનોવ્યવહાર ને જ્યારે પ્રગટ કરી આપવામાં આવે છે ત્યારે કવિ ની શક્તિ નો પાછો અનુભવ થાય છે. પ્રેમાનંદ ની નજર માંથી કશું છુ ટકતું નથી બ્રોન કેનવાસ ઉપર એમનું કામ પછી પાત્ર ના મનોવ્યવહાર ને જ્યારે પ્રગટ કરી આપ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 હા મેં પણ હમણાં એના વિશે news paper ની અંદર વાંચ્યું હતું કે turkey અને sirea ની અંદર બહુજ મોટા પ્રમાણમાં ભૂકંપ આવ્યો છે કે જેના earthquke ઉપરાંત પણ તેના પાછળ થી આકર્ષક પણ જોવા મળી રહ્યા છે જેથી કરીને તેને જાન માલને બહુજ નુકસાન થઇ રહ્યું છે હા turkey અને sirea છે જે ભૂકંપ માટે hospot છે ત્યાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે અને media તો એવું બતાવે છે કે વીસ હજાર લોકો મરી ગયા પણ reality તો એવી છે કે પચાસ હજાર પણ વધારે લોકો મરી ગયા છે અને હજી પણ મોત લાસો અને ઘાયલ લોકો મળી રહ્યા છે એની સાથે સાથે ભૂકંપ પછી શો after shocks આવ્યા કે જે નાના મોટા આંચકા હોય એનાથી પણ બહુ મોટું નુકસાન થયું આના પાછળ પણ અનેક કારણો હોય શકે નહિ તમારી વાત એકદમ સાચી છે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

જે અનિયંત્રિત ખોદકામ કરે છે, mining કરે છે, ભૂગર્ભ જળ નું જથ્થું બહાર કાઢે છે તો આ બધાંથી ધરતીનું પોલાણ થાય છે એ પણ એનાથી ને natural એવું છે. કે બે plates હોય છે જે ધરતીનાં પેટાળમાં એક બીજા સાથે અથડાય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

તો ભૂકંપ થી જાપાન છે ત્યાં સૌથી વધારે ભૂકંપ આવે છે અને તે દેશ એટલો આગળ છે કે તેનાં માટે ટેકનોલોજી વિકસાવી ચુકી છે કે કઈ રીતે લડી શકાય જેમ કે ત્યાં ઘર એ રીતે બાંધવામાં આવ્યાં છે કે ગમે તેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો તેના સામે બચી શકાય છે અને ટેકનોલોજી એવી પણ બનાવી રહ્યા છે કે એવાં ઘર બનાવે છે કે જે ભવિષ્યમાં જયારે ભૂકંપ આવશે ને જાનહાનીનું નુકશાન નઈ થાય. કચ્છ જીલ્લામાં બે હજાર એક માં પણ ભૂકંપ આવ્યો હતો. નઈ નઈ પણ એનાં વિશે સાંભળેલું કચ્છ જીલ્લાની અંદર ભૂકંપ આવ્યો હતો એ આપણા ભારતનો હજી સુધીનો સૌથી મોટા ભૂકંપ માનો એક માનવામાં આવે છે પરંતુ અત્યારે આવેલો ભૂકંપ એ આ સદીનો પણ સૌથી મોટામાં મોટો ભૂકંપ માનવામાં આવે છે કે જેની જે નવ point આઠની તીવ્રતા વાળો ભૂકંપ હતો કે જે આપણા કચ્છ ની અંદર આવેલાં ભૂકંપ કરતાં પણ બઉ જ વધારે તીવ્રતા વાળો માનવામાં આવે છે. જેથી કરીને ત્યાં હજારો લોકો મૃત્યુ પામ્યાં છે આ ઉપરાંત પણ સેકડો લોકો જે છે તે અત્યારે ઘાયલ છે અને અત્યારે પણ તેનાં જોવાં મળી રહ્યાં છે કે જે અત્યારે પણ ત્યાં આગળ તારાજી સર્જી રહ્યું છે પરંતુ problem એ નથી પરંતુ અત્યારે જેનાં કારણે જે નુકશાન થઇ રહ્યું છે ત્યાં તે અને એટલાં વિકસિત દેશો નથી પરંતુ જેવી તમેં વાત કરી કે જાપાન જાપાન એ ખુબ જ devlopcountry છે પરંતુ તેના વિશે એવું માનવામાં આવ્યું છે કે જાપાન એ એક ભૂકંપ નો દેશ છે કે જ્યાં આગળ અવાર નવાર ભૂકંપ આવતાં હોય છે પરતું જાપાન એક વિકસિત દેશ હોવાનાં કારણે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

અને એવું માનવામાં આવે છે કે દરિયાની અંદર જયારે જયારે પણ ભૂકંપ આવતો હોય છે જેથી કરીને દરિયાની અંદરનું જે પાણી હોય છે તે આજુબાજુનાં વિસ્તારોની અંદર જમીન વિસ્તારમાં ફેલાઈ જાય છે જેથી કરીને ત્યાં આગળનાં જાનમાલનું નુકશાન થાય છે અને ઘણી વાર એવું પણ જોવા મળે છે કે મોટા મોટા શહેરો પણ ડૂબી જાય છે એવું કેહવામાં આવે છે કે આવનારા ભવિષ્યની અંદર આપણે અત્યારે વાતાવરણને એટલું બધું નુકશાન પોહચાડી રહ્યાં છે કે જે જેટલાં બી glacier છે જેટલાં બી પહાડો છે અત્યારે પીગળી રહ્યાં છે જેથી કરીને સમુદ્રની અંદર જે પાણીનું જે સ્તર છે તે બઉ જ ઊંચું આવી ગયું છે જેનું એક ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ઘણા બધાં જેવાં મોટા શહેરો છે ડૂબી રહ્યાં છે આ ઉપરાંત એક સૌથી મોટામાં મોટું ઉદાહરણ છે કે ભારતની અંદર દક્ષિણ દિશાની અંદર એક દેશ આવેલો છે કે જેને આપણે માલદીવ તરીકે પણ ઓળખીએ છીએ કે જે tourist place tourist place તરીકે ખુબ જ જાણીતું છે પરંતુ એનાં વિશે એવું માનવામાં આવ્યું છે એવું કરવામાં આવ્યું છે scientist દ્વારા કે બે હજાર ચાલીસ સુધીની અંદર ત્યાં આગળ પાણીનું સ્તર એટલું બધું ઊંચું આવી ગયું હશે કે ત્યાં આગળ એ દેશ દુનિયાના નકશામાં પણ નઈ હોય હા આ વાત બિલકુલ સાચી છે કે એવી prediction છે કે આગળનાં તીસ વર્ષોમાં મુંબઈ કે એવાં બધાં દેશ છે તે પૂરી તરહથી તબાહ થઇ જશે અને એનાથી બઉ એક મુંબઈ પણ ડૂબી જશે જે દરિયા કિનારાના એક દમ નજીક આવેલું છે. તો આ બધું પણ ભવિષ્યમાં જ થશે પણ મને લાગે છે કે સુનામી પાછળ મનુષ્ય રહેલો છે એનાં કારણ જવાબદાર છે કેમ કે pollution વધી રહ્યું છે તો global warming વધી રહ્યું છે almost તાપમાન વધી રહ્યું છે ને એનાં કારણે glacier પીગળશે અને એનાથી શું થશે કે દરિયાની સપાટીમાં વધારો થશે અને નજીકના પ્રદેશો ડૂબી જશે દરિયામાં સમાઈ જશે

જેટલાં પ્રમાણમાં વધતું હતું તેના સમયની અંદર તેનાં કરતા વધારે પ્રમાણમાં વધુ જડપથી વાતાવરણનું જે તાપમાન હોય છે તે વધી રહ્યું છે જેથી કરીને glacier પીગળી રહ્યાં છે જેથી કરીને સમુદ્રનું સ્તર બૌ ઊંચું આવી રહ્યું છે હા તો આ તો

હવે વાત કરીએ દાવાનળની તો દાવાનળ માં કેવું હોય છે કે જયારે જંગલ સુકાય જાય છે તો પાનખરનાં કારણે કે ટકરાવના કારણે ઘર્ષણ ના કારણે આગ પેદા થાય છે અને મોટા પાયામાં જંગલ સળગી જાય છે અને ત્યાં રેહતા પ્રાણીઓ પણ ખુબ મરે છે temperature વધી જાય છે લોકો પર પણ effect પડે છે વાતાવરણ પર effect પડે છે પણ આ દાવાનળને રોકવા માટે બી કોઈ ચોક્કસ પગલાં પણ લેવાતાં નથી તમે કઈ જાણો છો દાવાનળ વિશે

દાવાનળની અંદર પરિણમે છે જેનું એક શ્રેષ્ટ ઉદાહરણ આપડે થોડા સમય પેહલાં જ જોયું કે પૃથ્વીના ફેફસાં ગણાતા એવાં એમેજોનના જંગલોની અંદર દાવાનળના કારણે આગ લાગી હતી કે જેથી કરીને સમગ્ર દુનિયાનું ધ્યાન ત્યાં આગળ ખેચાયું હતું કારણ કે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 આ દાવાનળ જેવી સમસ્યા પણ બૌ જ વધી ગઈ છે હા એ તો છે જ જયારે મેં એક report વાંચ્યો ગઈ કાલે કે બે વર્ષ પેલાં ઓસ્ટ્રેલીયામાં દાવાનળ ફાટી નીકળ્યો હતો અને ત્યાં રેહતા કુવાલા કાંગારું ને બૌ નુકશાન થયું હતું ને કેટલી પ્રજાતિ વિલુપ્ત થઇ ગઈ હતી આના કારણે અને

એ સાથે જોઈએ તો દુકાળ તો દુકાળમાં બે type હોય છે કે લીલો દુકાળ અને સુકો દુકાળ સુકો દુકાળમાં એવું હોય છે કે જો લાંબા સમય સુધી વરસાદ ના થાય તો ત્યાં પાક ઉત્પાદન થતું નથી અને ઉત્પાદન ના થાય એટલે કે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 પણ મને લાગે છે કે આના પાછળ પણ મનુષ્યનાં થોડાં કારણો હોય શકે છે તમારી વાત એકદમ સાચી છે કે પેહલાં આપણે એક નાનાં હતાં ત્યારે એક movie પણ જોયું હતું કે ગુજરાતીની અંદર એક movie હતું માનવીની ભવાઈ કરીને કે જેની અંદર જયારે પણ દુષ્કાળની પરીસ્તિથી સર્જાશે ત્યારે માનવી કેટલો ગાંડો તુંર બની જાય છે ને કેવી પરીસ્તિથી સર્જાય છે સમાજની અંદર તેના વિશેનું એક અદભુત અરમ્ય ચિત્ર એની અંદર પ્રદશિત કરવામાં આવે છે પરંતુ આપણે જોઈએ છીએ કે આ બધું ફક્ત આપણી ક્રિયાઓના કારણે થયું છે કે આપણે પર્યાવરણને એટલું પ્રદુષિત કરીએ છીએ વૃક્ષોનું નાશ કરીએ છીએ અને જંગલોના વધુ પડતાં કાપ ના કારણે આપણા વિકાસ ને આગળ વધારી એ છીએ પરંતુ તેના કારણે પર્યાવરણ ને ખુબ જ પ્રદુષિત કર્યા છીએ અને નુકશાન પોહચાડી રહ્યાં છીએ જેથી કરીને આવી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી સમસ્યાઓ પણ જોવાં મળે છે હા હવે તમે જુઓ કે અમુક વિસ્તાર એવાં હતાં રાજસ્થાન કે જ્યાં વરસાદ નહીવત થતો હતો પેહલાં અને પોન્ડુંચેરી કે જ્યાં વરસાદ બૌ વધારે થથો હતો પણ આ cycle cycle હોય છે કે તેમાં શું હોય કે વરસાદ નિયંત્રિત હોય season નિયંત્રિત હોય કે ચાર મહિના શિયાળો ચાર મહિના ઉનાળો ચાર મહિના ચોમાસું પણ અ આ અનિયંત્રિત વૃક્ષ કાપવામાં આવે કે પર્યાવરણને નુકશાન તો શું થાય કે આગળ જતાં વરસાદનાં cycle ને અસર થાય અને હવે પોન્ડુંચેરી માં એકદમ નહીવત વરસાદ અને રાજસ્થાન માં બૌ વધારે હોય છે તો રાજસ્થાન માં બે ત્રણ વર્ષ પેલાં લીલો દુકાળ હતો કે બૌ જ વરસાદ થઇ ગયો હતો બધું પાક બળીને સાફ થઇ ગયું ત્યાંના લોકો પર પણ effect પડી તો આ બધું ખતરનાક ભયંકર રીતે આગળ વધી રહ્યું છે કે હવે તમે જુઓ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ત્રણ દિવસ પેલાં